આ એક રેસિડેન્સી હાઉસ છે એનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે.

બેસવા માટે ખુરશીઓ છે એક લાકડાનું ટેબલ છે ઉપર સફેદ રંગના સન્માઈકા લગાવેલું છે પાંચ બેન્ચીસ દેખ પાંચ છ બેંચીશ દેખાઈ રહ્યા છે.

માં લાલ અ લાઈટ કેસરી કાળા પીળા રંગથી રંગેલો છે.

એનું નામ બસ્તર ડેરી ફાર્મ છે ડેરી ની બહાર ત્રણ બેન અને એક બે ભાઈ ઉભા છે એક છોકરો ઉભો છે.

આ કોઈ આ કોઈ મોટી કંપની છે લંબાઈ અને પહોળાઈ પણ ઘણી મોટી છે.

આ એક મંદિર છે મંદિરના અંદર ફોટા મુકેલા છે ફોટા પર લાલ કલર ના અ કપડાં પેરાવેલા છે એનો બાજુમાં હનમાનજીની એક તસવીર છે.

લગ્નની કંઇક તૈયારી ચાલી રહી છે સરસ એવો મંચ છે મંચના ફરતે ફુગ્ગા છે.

બંધ કેમ થઈ ગયું આ વિદ્યાર્થીને ભણવા માટે નો ખંડ છે.

સફેદ રંગ ની ગાડી ઉભેલી છે ઘણી બધી બારીઓ ઉપર નીચે છે એ પણ સફેદ રંગની છે બાજુમાં લાઈટ નો થાંભલો છે.

અં બે ચીમનીઓ ઊંચી-ઊંચી છે એક કેબિન છે તેના પર લાલ કલર લગાવેલો છે.

એની દુકાન માં ત્રણ દેખાઈ રહી છે એક પુરુષ અને એ સ્ત્રી ખુરશીમાં બેઠા છે.

હી અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે સ્લેબ ભરવા માટે કપચી સિમેન્ટ અને રેતીના ઢગલાઓ પડેલા છે.

ઘણા બધા માણસો માથા પર તગારામાં કપચી અને મટીરીયલ ભરીને એક લાકડાના દાદર બનાવેલો એના પરથી ચઢી ને જઈ રહ્યા છે.